પ્રીંટર જોડાણ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે પ્રીંટરને કમ્પ્યુટર સાથે જોડાણ કરતા શીખીશું
આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લિનક્સ ૧૨૧૦ ઓએસ અને કેનન પ્રીંટર ચાલો હું તમને કમ્પ્યુટરનાં વિવિધ ઘટકોથી પરિચય કરાવું
આ છે સીપીયુ મોનીટર કીબોર્ડ માઉસ અને પ્રીંટર ચાલો સીપીયુ તરફ જોઈએ
ઘણા સીપીયુ માં કેટલાક યુએસબી પોર્ટ આગળની બાજુએ હોય છે અને કેટલાક પાછળની બાજુએ
હવે ચાલો આપણા પ્રીંટર પર નજર ફેરવીએ
સામાન્ય રીતે પ્રીંટરનાં આગળનાં અથવા ઉપરનાં ભાગ પર એક પાવર સ્વીચ હોય છે
અને પ્રીંટરની પાછળની બાજુએ પાવર સ્લોટ અને યુએસબી પોર્ટ હોય છે
પ્રીંટરનું જોડાણ કમ્પ્યુટર સાથે કરવા માટે આપણને યુએસબી કેબલનો ઉપયોગ કરવો પડશે
ચાલો પ્રીંટર સાથે યુએસબી કેબલ જોડીએ
હવે ચાલો યુએસબી કેબલનાં બીજા છેડાને સીપીયુ નાં યુએસબી પોર્ટ માં જોડીએ
હવે આપણું પ્રીંટર કમ્પ્યુટર સાથે જોડાઈ ગયું છે
પ્રીંટર પરનાં પાવર બટનને દબાવો
હવે આપણા કમ્પ્યુટરની મદદથી ચાલો પ્રીંટરને કોનફીગર કરીએ
ચાલો ડેસ્કટોપ પર જઈએ
લોન્ચર બાર નાં ઉપરની બાજુએ ડાબા હાથે આવેલ ડેશ હોમ આઇકોન પર ક્લિક કરો
સર્ચ બાર માં પ્રિન્ટિંગ ટાઈપ કરો પ્રીંટર આઇકોન દેખાશે
તે પર ક્લિક કરો
ઉબુન્ટુની જૂની આવૃત્તિમાં ક્લિક કરો સિસ્ટમ સીસ્ટમ Administrationએડમિનિસ્ટ્રેશન અને Printingપ્રિન્ટીંગ હવે પ્રિન્ટીંગ ડાયલોગ બોક્સ દૃશ્યમાન થાય છે
તે દર્શાવે છે થેરે અરે નો પ્રિન્ટર્સ કોન્ફિગર્ડ યેત
ઉપર ડાબે ખૂણે એક એડ નામનું બટન તેના પર લીલા પ્લસની નિશાની ધરાવતું છે
તેના પર ક્લિક કરો
તે ન્યૂ પ્રિન્ટર ડાયલોગ બોક્સ ખોલશે
ડાબા હાથની બાજુએ કમ્પ્યુટર સાથે જોડાયેલ પ્રીંટર ઉપકરણોની યાદી દૃશ્યમાન થાય છે
અહીં ચાલો આપણું પ્રીંટર પસંદ કરીએ દાત કેનન પ્રીંટર અને ફોરવર્ડ પર ક્લિક કરીએ
ત્યારબાદ તે આપમેળે ડ્રાઈવર માટે શોધ કરવાનું શરુ કરશેહું કેન્સલ પર ક્લિક કરીશ
હવે ડાયલોગ બોક્સ ચૂસે ડ્રાઇવર વિકલ્પ પર જશે
ડિફોલ્ટ વિકલ્પ મોટા ભાગનાં કિસ્સામાં કામ કરશે
જો કે મારી પાસે કેનન પ્રીંટર છે તેથી આ યાદીમાં તે મૂળભૂત રીતે પસંદ થાય છે
હવે ફોરવર્ડ પર ક્લિક કરો
મોડેલ પેજમાં મારું પ્રીંટર મોડેલ આપમેળે શોધાયેલ છે
તે કૌંસમાં રિકમેન્ડેડ તરીકે દર્શાવાયું છે
એ સાથે જ ડ્રાઇવર્સ વિભાગમાં તે મારા પ્રીંટર માટે અનુરૂપ ડ્રાઈવર દર્શાવે છે
હવે ફરીથી ફોરવર્ડ પર ક્લિક કરો
હવે આપણને આપણા પ્રીંટરને વર્ણન કરવા માટે પૂછવામાં આવે છે પ્રીંટરનું નામ અને તેનું સ્થાન
હું તેને ડિફોલ્ટ તરીકે રાખીશ અને એપ્લાય પર ક્લિક કરીશ
આપણું પ્રીંટર સફળતાપૂર્વક કમ્પ્યુટરમાં ઉમેરાઈ ગયું છે
એક મેસેજ દ્રશ્યમાન થાય છે વાઉલ્ડ યુ લાઇક ટીઓ પ્રિન્ટ એ ટેસ્ટ પેજ
ચાલો પ્રિન્ટ ટેસ્ટ પેજ વિકલ્પ પર ક્લિક કરીએ
એક પોપ અપ મેસેજ સાથે દ્રશ્યમાન થશે
સબમિટેડ ટેસ્ટ પેજ સબમિટેડ એએસ જોબ
અને તેનો ક્રમાંક
ઓક પર ક્લિક કરો
ફરીથી પ્રિન્ટર પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં ઓક પર ક્લિક કરો
પ્રીંટરમાંથી આ આપણી ટેસ્ટ પ્રિન્ટ છે
આપણું પ્રીંટર હવે ડોક્યુંમેંટોને પ્રીંટ કરવા માટે તૈયાર છે
ચાલો પ્રિન્ટર ડાયલોગ બોક્સને બંધ કરીએ
ચાલો હું ઝડપથી ડેમોનસ્ટ્રેટ કરું અને ડોક્યુંમેંટને પ્રીંટ કેવી રીતે કરવું
એક ડોક્યુંમેંટ ખોલો
ત્યારબાદ Ctrl અને પ કી એકસાથે દબાવો
પ્રિન્ટ ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
નોંધ લો કે જોડાણ થયેલ પ્રીંટર મૂળભૂત રીતે પસંદ કરાયેલ છે
આ ડાયલોગ બોક્સમાં આપણી પાસે અનેક વિકલ્પો છે
રંગે આપણને આપણે જે પ્રીંટ કરવા માટે ઈચ્છીએ છીએ તે પુષ્ઠોની શ્રેણી પસંદ કરવાની પરવાનગી આપે છે
રંગે હેઠળ કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે
અલ્લ પેજેસ વિકલ્પ ડોક્યુંમેંટમાંનાં તમામ પુષ્ઠ ને પ્રીંટ કરે છે
કરન્ટ પેજ વિકલ્પ ફક્ત વર્તમાન પસંદ કરેલ પુષ્ઠને પ્રીંટ કરે છે
પેજેસ વિકલ્પ આપણી વિગતવર્ણન અનુસાર પુષ્ઠોને પ્રીંટ કરે છે ઉદાહરણ તરીકે ૩ ૪
આગળ ચાલો કોપીઝ હેઠળ ઉપલબ્ધ વિકલ્પો જોઈએ
કોપીઝ વિકલ્પ એ છે જ્યાં આપણે આપણને ઈચ્છિત પ્રમાણમાં જોઈતી પ્રીંટ પસંદ કરીએ છીએ
જો આપણે કોપીઝ ને 2 માં બદલીએ છીએ ત્યારે પસંદ કરાયેલ પુષ્ઠની 2 નકલો પ્રીંટ થશે
અને પ્રિન્ટ બટન પર ક્લિક કરો
જો તમે તમારું પ્રીંટર બરાબર રીતે કોનફીગર કર્યું છે તો તમારું ડોક્યુંમેંટ પ્રીંટ થવાનું ચાલુ થશે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા પ્રીંટરને કમ્પ્યુટરથી જોડાણ કરવું પ્રીંટર સુયોજનોને કોનફીગર કરવું ડોક્યુંમેંટ પ્રીંટ કરવું અને એ સાથે જ આપણે ઉપલબ્ધ વિવિધ પ્રીંટ વિકલ્પો વિશે શીખ્યા
આ માહિતી ઉપયોગી હતી એવી અમે આશા રાખીએ છીએ
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે